તેની બાજુનામાં એક તાર પડેલો હોય એવું લાગે છે ચિત્રમાં.

લીલું ઝાડ પણ દેખાય છે અને એક બાઈક પણ દેખાય છે.

આ ચિત્રમાં કામધેનુ યુનિવર્સ વેલકમ યુ --

આ એક કપડાની દુકાનનું ચિત્ર છે બાંકડામા કપડા પડેલા દેખાય છે.

આ એક નદીનું ચિત્ર હોય તેવું લાગે છે.

પાણીમાં પથ્થર દેખાય રહ્યો છે પથ્થર ઉપર એક--

આ ચિત્રમાં પથ્થરની ગુફા દેખાય છે ગુફામાં બેઠેલા એક ભાઈ--

લીલા કલર ની ટી_શર્ટ પહેરેલી છે હાથમાં વોચ પણ છે.

દીનદયાળ મેડિકલ સ્ટોર છે બ્લુ કલર નો શૅડ છે બ્લુ કલર ની ડસ્ટબીન દેખાય રહી છે ને એક લારી પણ દેખાય--

મોટી પાહાડ વાડી જગ્યા છે ત્યાં મોટો પથ્થર છે.

આજુબાજુમાં પિંક કલર ના ફૂલ દેખાઈ રહ્યા છે.

બાજુમાં ઝાડ પણ દેખાય રહ્યું છે ઉપર વાદળ પણ દેખાય છે.

આ એક કરિયાણા સ્ટોર જેવુ લાગી રહ્યુ છે ત્યાં--

યેલો કલર પિંક કલર તેવા રંગ બેરંગી ફૂલો છે.

કોફી કલર ની દેખાય રહી છે ગાડી પણ દેખાય છે ને ઝાડ પણ છે.

તે બ્લુ કલર નું એક પણ પડેલું છે અને ઝાડ પણ દેખાય છે.

ગાડીઓ અને બાઇક સર્વિસ સ્ટેશન મા પડેલા છે.

પગે મોજા દેખાઈ છે સામે ઘડિયાલ ટીંગાઈ છે અને સામેની એક ગ્રીન પરદા વાડી બારી છે.

આ એક મંદિરનું ચિત્ર હોય તેવું લાગે છે.

ને ગેટ ની બાર બે ત્રણ માણસો પણ દેખાય છે એક માણસ બાર બેઠેલો પણ દેખાય છે.

રસ્તામાં એક ભાઈ ઊભા છે તેને પિંક કલર ની ટીશર્ટ પેહરેલી છે.

એક ભાઈ ઊભા છે વ્હાઇટ કલર નો શર્ટ પહેરેલો છે ને ત્યાં હાથ ધોવાની બેસિન પણ છે.